તો મને other caller tune રાખવી છે એના માટે તમે ત્યાંથી તમને song બતાવી શકું છું અહીયાંથી તો તમે ત્યાંથી set મને કરી આપો છો. અને આ મારા headset માંથી તમને song select કરીને મારે નાખવું છે તો એના માટે કોઈ અમારા handset માં અમે search મારીને અમે જા અમે પણ જાતે કરી શકીએ છે? અમને caller tune active કરવી હોય તો? ફરીથી એક વાર જણાવી શકો છો mam? ફરીથી એક વખત જણાવી શકો છો મને?

ઓકે mam, એક minute line પર રહો, મેં નોંધ કરી લઉં છું. બતાવો ફરી? five six seven fouble nine પર send કર્યા પછી શું કરવાનું હોય છે?

callertune આ નાખ્યા પછી મને change કરવી છે, તો ખરેખર change થઈ શકે છે? કે પછી એક જ same રહે? તો એમાં ફરીથી મને charges લાગે કે song select કરવાનો? તો મને એક સાલ માટે ને caller tune રાખવી છે, તો એના માટે કેટલો રૂપયા charges હોય છે? અને મારા જ નામ પર મને caller tune મેં કરવી છે, તો એમાં થઈ શકે છે?

ઓકે mam. ફરીથી એક વાર number જણાવી શકો?

આ message five પાંચ છો સાત સાત સાત કર્યું છે એનામાં message માં શું type કરવાનું છે? તો એમાં mam એનો charges કેટલો હોય છે? બીજો કોઈ મને એના માટે caller tune માં કોઈ સારું plan હોય તો મને જણાવી શકો છો કે મને caller tune એમાં એ first માટે મલી શકે છે free માં ત્રણસો દિવસ ત્રણસો પાંસઠ દિવસની validity માં ત્રણસો પાંસઠ દિવસ માટે caller tune હોય એવું કોઈ plan છે mam?

તો મને caller tune BSNL ની જ caller tune એમાં રાખવી હોય છે, તો શું કરવું પડે છે? જે કંપની દ્વારા free free માં મલે છે.

callertune મેં activate કરું છું. મારા seven days થઈ ગયા છે. પણ મને caller tune હજુ મારા પૈસા deduct થઈ ગયા છે mam. અને મને caller tune અંદર except નથી થઈ. હા mam એજ number છે. આજે આઠ દિવસ થઈ ગયા છે. seven days નો મને time આપ્યો હતો. અને આઠ દિવસ થઈ ગયા છે. પણ રૂપીસ પણ અંદર cut થઈ ગયા છે. પણ મારી caller tune activate નથી થઈ.

mam મારા main account માં કેટલા રૂપીસ છે મને જણાવી શકો છો? તો મને forty-two રૂપયા charge, forty-two રૂપયા charges લાગે છે. બેત્તાલીસ રૂપયાનું મને જે charges લાગ્યો છે. એટલા માટે મારી caller tune activate નથી થતી? હા, મને એમાં ઓગણ ચાલ્લીસ રૂપયાનું balance મળ્યું છે. પણ મને જે caller tune માં ચા બેત્તાલીસ રૂપયાનું જે અ caller tune મારે છે, એટલા માટે મારા અ આમાં song select નથી થયું? તો હજુ મને દસ રૂપયાનો top up recharge કરવું પડશે?

song select થાય પછી મને deactivate કરવું હોય તો એના માટે કોઈ process છે? જાણકારી આપવા માટે ધન્યવાદ. શેરડીના પાકમાં બીજ ઉત્પાદન શેરડીના ટકાઉ ખેતી માટે બીજ પાયાનું અને સૌથી અગત્યનું ઘટક છે. શેરડીની સફળ ખેતીનું મુખ્ય આધાર પણ ઊંચી ગુણવત્તવાળા શુધ્ધ અને તંદુરસ્ત બીજ પર રહેલ છે. તંદુરસ્ત બિયારણ સારા પાક ના પૂર્વગમી તરીકે ગુણવત્તા યુક્ત અને વધુ ઉત્પાદન મેળવવા માટે જરૂરી છે. સારા તંદુરસ્ત પાક માપી કટકા મેળવી જે રોગ જીવાતમુક્ત હોય જેની સુપ્રુસ્ટ ખેતી પંચ્યાસી ટકાથી વધારે હોય તો તે ખેતીને સારું બિયારણ કહી સકાય છે. જાતોની અનુવાંશિક્તા શુધ્ધતા શેરડીનો ઉત્પાદનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. વર્ષો સુધી નબળી ગુણવત્તાવાળા બિયારણનો ઉપયોગ કરવાથી સારી જાતી પોતાના સારા ગુણધર્મો ગુમાવીને નાશ થયેલ છે. એક અંદાજ પ્રમાણે ફક્ત ગુણવત્તા સભર ગુણવત્તા સભર બિયારણનો ઉપયોગથી ઉત્પાદનમાં દસ થી પંદર ટકા સુધીનો વધારો મેળવી શકાય છે. તેનાથી વધુ મળી સકતું નથી. આમ ખેડૂતો સારી ગુણવત્તાવાળું શુધ્ધ કુમળું અને તંદુરસ્ત સારી જાતિના બિયારણનો ઉપયોગ કરી કરે તો તે શેરડીના પાકમાં મહત્ત્વનો ઉત્પાદન મેળવી શકે છે.

ઉભેલ પાકની પરિસ્થિતિ જાતીય શુધ્ધતા તથા રોગ જીવાત જેવી બાબતો શેરડીના બિયારણને ગુણવત્તા પર આધાર રાખે છે શેરડીના સાંઠાની ઉપરનો ભાગ Glucose નું પ્રમાણ ઉપરના ભાગ માં Glucose નું પ્રમાણ વધારે તથા Glucose sucrose નું પ્રમાણ ઓછું હોવાને કારણે ઊગાવ વધારે મળે છે તદુપરાંત શેરડીના ઉપયોગના ભાગમાં ઉપરના ભાગમાં આંખો પણ જીવંત અને. વધારે તંદુરસ્ત હોવાના કારણે ઉગાવ ઝડપી અને જુસ્સા વાળો થાય છે. તેથી શેરડીના બિયારણ માટે શેરડીના સાંઠા નો ઉપરનો બે જેમ ત્રણ જેટલો ભાગ વાપરવો તે વધુ લાભદાયક છે. શેરડીના બિયારણ માટે કુલ વિસ્તારના દસ ભાગમાં બિયારણ plot બનાવીને આઠ થી દશ માસની શેરડીનો બિયારણ તરીકે ઉપયોગ થવો જોઈએ. આઠ થી દસ માસની શેરડીમાં sucrose નું level ઓછું હોવાને કારણે ઉગાવ ઝડપી તથા જુસ્સાવાલો મળે છે. શેરડીના પાક માં અન્ય પાકોની માફક પદ્ધતિ સરના બીજ વૃદ્ધ કાર્યક્રમ લેવામાં આવતો નથી. શેરડીનો બીજ દર વધુ છે. છ થી સાત ટકા છે. તેથી લાંબા અંતરની હેરાફેરીમાં સાંઠા ની આંખોને નુકસાન થાય અને અવરતા ઘટે છે. તેનાથી બચવા ખેડૂતો પોતાની જરૂરિયાતનું બીજ જથ્થો જાતેજ પેદા કરવો હિતાવહ છે. અને શેરડીમાં બીજ ઉત્પાદન માં શેરડીના કેટલાક અને કેટલા અને પેશિદર તૈયાર થયેલ છોડ પર સરખો ભાગ મૂકવામાં આવે છે. group nursery માં અથવા polythene bag માં અથવા polythene tree માં પણ ચેપ થવાને એક આંખનો ટુકડો તૈયાર કરવામાં આવે છે. આ low cost technology થઇ છે. Low cost technology ના કારણે શેરડીનું ઉત્પાદન પણ વધે છે અને તેનું બિયારણ ઓછું પણ જોવે છે. commercial બીજ ઉત્પાદન કરી સકાય છે. આ રીતે શેરડીનો પાક પણ વધુ મેળવી સકાય છે. આ જ્ઞાન ખેડૂતો પાસે પહોંચાડવું ખુબજ જરૂરી છે. ખેડૂતો આજકાલ પોતાનાજ પાકમાંથી શેરડીનું ઉત્પાદન કરે છે. એની જગ્યાએ આ Commercial બીજ ઉત્પાદન કરી પોતાનું low cost માં વધારે technology વાપરી શેરડીનું ઉત્પાદન વધુમાં વધુ મેળવી સકાય છે. આમ શેરડીના પાકમાં નિરાધાર ઉત્પાદન વધારવા માટે નવી જાતનું સંશોધન, શુધ્ધ બિયારણનું ઉત્પાદન અને અસરકારક વિતરણ વ્યવસ્થા એ ભવિષ્યનું, ભવિષ્યમાં જરૂરિયાત છે. શેરડીનું ઉત્પાદન વધારવા માટે બીજ માં બદલાવ દર દર પાક વખતે જરૂરી છે. એકના એક પાકને એકના એક બીજથી ઉત્પાદન કરીએ તો ગુણવત્તાવાળું શુધ્ધ બિયારણ મળતું નથી. અને શુધ્ધ બિયારણ ન મળે તો આગલો પાક પણ શુધ્ધ બનતો નથી. સમયસર આ બદલાવ લાવવો જરૂરી છે. ઘણી sugar factorys પોતાના બીજને ઉત્પાદન કાર્યક્રમ હાથ ધરે છે. ઉત્પાદન પોતેજ કરે છે અને પોતેજ sugar factory માટે શેરડીનું ઉત્પાદન વધારે છે આ વસ્તુ ખેડૂતો પાસે કરાવાથી ઔર પાકમાં વધુ સફળતા મળી સકે છે ગણી sugar factory જે બીજ પોતાના જે જાતે બનાવે છે. તેમાં વૃધ્ધિકરણ માટે આપે છે. જાતે બનાવે એ પોતે તો use કરે છે. પણ વૃધ્ધિકરન માટે અગાઉ પણ આગળ પણ ખેડૂતોને આપે છે. nursery ઓમાં આપે છે. પોતાની commercial brand માં પણ આપે છે.

બીજ ઉત્પાદન કાર્યક્રમ દરેક sugar factory સારી જાતનો ઉચ્ચ ગુણવત્તાવાળો બિયારણ ખેડૂતોને પૂરું પાડવામાં આવે છે. પરંતુ sugar factory ઓ આવીજ સારી જાતનો એક પોતેજ ગુણવત્તાવાળો બિયારણ બનાવે છે જેની કોઈ માહિતી ખેડૂતોને આપવામાં આવતી નથી ખેડૂતો ને પૂરું ખેડૂતોને ખાલી બીજ પૂરું પાડવામાં આવે છે. પરંતુ sugar factory આવી સારી જાતનું nuclear અથવા બિયારણ સંશોધન વૈજ્ઞાનિક પાસેથી કરાવે છે. અને આ વૈજ્ઞાનિકોની વૈજ્ઞાનિકોની સરળ રીતે આપેલી રીત ને એ પોતાની પાસે જ રાખે છે. ગુણવત્તાવાળો અને રોગમુક્ત બિયારણ પોતેજ ગુણવત્તા રાખી અને શેરડી નું ઉત્પાદન કરે છે. આ વસ્તુમાંથી જ તે sugar બનાવી જ પોતે કમાય છે. શેરડીનું ઉત્પાદન ઉત્પાદકતા અને ગુણવત્તામાં સુધારો કરી સકાય છે. આ સુધારો એમનાથી થતો નથી. sids factory પણ આ રીતની વૈજ્ઞાનિક પાસે sids નો જથ્થો કરાવડાવી અને ઉત્પાદનમાં લાવે છે. ભારત સરકાર કેન british industries અને industries of sugar ને research લખનૌ લખનૌ સાથે પરામર્શી ની શેરડી માં seeds certificate ના ધારા ધોરણ નક્કી કરે છે. બે હજાર એક માં technical committee of central seed certification vacation Board પાસેથી આ અંગેની માન્યતા મેળવેલ છે. બીજના ધારા ધોરણ વિશે થોડું સમજીએ બીજ માટે શેરડી બીજ પાકની કાપણી છ થી આઠ મહિને કરવી. બિયારણ ચોખ્ખું અને નુકસાન પામ્યા વગરનું હોવું જોઈએ. બિયારણની શેરડીના સાંઠા પરની દરેક આંતર ગાંઠ પર એક તંદુરસ્ત આંખ હોવી જોઈએ. કુલ બીજના બિયારણમાંથી પંચાનું ટકા આંખો તંદુરસ્ત હોવી જોઈએ. પાંચ ટકા સુધીની નબળી આંખોને ચાલશે. કુલ આંખોમાંથી પાંચ ટકાથી વધારે ઉપસેલ આંખ અને એક centimeter થી છાલની નીચે આવે લી આંખો હોવી ના જોઈએ. સામાન્ય seed certification નો ધોરણો પ્રમાણે. આ ઉપર્યુક્ત ચાર ગુણવત્તા ધરાવતા હોવા જોઈએ. ખેતર plot ની પસંદગી કેવી રીતે કરવી? તે આપને જોઈએ. અગાઉના વર્ષોમાં એટલેકે ઋતુઓમાં જે તે plot માં શેરડીઓનો પાક લીધેલ હોવો જોઈએ નહિ. તે લીધેલ હોય છે અને તે શેરડી બીજ પાકને certifide તરીકે માન્ય ગણાશે નહિ. બીજ પાકની જમીન શેરડીના જડિયો કચરો અવશેષો માંથી મુક્ત હોવા જોઈએ. પાણીની વિતરણ વ્યવસ્થા સારી હોવી જોઈએ. જમીન ફળદ્રુપ અને PH વ્યવસ્થા વળી હોવી જોઈએ બીજ plot અને અન્ય શેરડીનો plot થી પાંચ minute દૂર હોવું જોઈએ. બીજ શેરડીના plot નું પાણી બીજ plot માં આવવું ન જોઈએ. આમ આ ઉપરના પ્લોટની પસંદગી કરતી વખતે કાળજી રાખવી જોઈએ. બિયારણને નીચે મુજબ કોઈપણ એક પદ્ધતિ થી માવજત આપવી છે. ગરમ પાણીની માવજત hot water પચાસ સેમી ઉષ્મ તાપમાને બે કલાક માવજત આપવી. ભેજવાળી ગરમ હવાની માવજત પિસ્તાલીસ થી પંચાણું સેમી ભેજવાળી પિસ્તાળીસ થી પંચાનુ ટકા ભેજવાળી ચાર કલાક માવજત આપવી જોઈએ. ગરમ વરાળની માવજત બાવન સેમી ઉશ્મ તાપમાને એક કલાક માવજત આપવી જોઈએ. બિયારણ ના ટુકડાને પારાયુક્ત દવા અને સાથે સાથે એની જે મિશ્રણવાળી દવાઓ હોય એ પણ આપવી જોઈએ. તેમાં ઘણાં બધાં chemicals ઉમેરીને આપવામાં આવે છે તેના વગર chemicals વગર આયુર્વેદિક ખેતી કરવી જોઈએ organic

પ્રવર્તતા તારીખ કર્યું કાર્ય કર્યું હતું. રંગ ભૂમિ સાથે પણ સંકળાયેલા હતા. ગાંઠ છૂટ છૂટ્યાની વેળા અણસાર ખરી પડેલા પડેલો ધવકો અહિતપંખી મારો પણ એક ઘર હોય વિનુકાકા વાત વાતમાં હંમેશા કેહતા નિશાન ઉંચુ રાખવું જોઈએ. અંકિત પ્લાસ્ટીક ની લાંબી ગન ઉપર ઝુમ્મર તરફ ઝુમ્મર તરફ તાકીને પૂછ્યું Uncle આટલું ઊંચું ચાલ બાદમાં બદમાશ ત્યાં ન વિનુ કાકા ગન લઈ લેતા પછી નાનકડી અંકિતને બાજુમાં બેસાડી સમજાવતા બેટા સામાન્ય તો બધા ભણે જીવે પણ લાંબી લાંબી ડિગ્રી મેળવે હરીફાઈઓમાં ચંદ્ર લેવા TV અખબારમાં interview અને ફોટો આવે બસ तब क्या बात हैं અંકિત થોડું સમજે અને સમજે પણ એને સંજય ને સંતોષ હતો. અંકિતને સલાહ શિખામણ આપવાની અમારે જરૂર ન રહ્યો ધણી વાર બાળકો ને માબાપ વાતો કચકચ લાગતી હોય છે. જયારે વિનુકાકા અંકિત અને એમના પુત્ર સૌરભને જુદી જુદી રમતો રમાડતા Chocolate અને પછી આવી બધી વાતો કરે Chocolate આપી અને પછી આવી બધી વાતો કરે બંને ઉંમરમાં જાજો ફરક ના હતો સાંજ સાંજે માથે બેશી home work પણ કરાવે પછી ટીવી અને નેશનલ Discovery Channel મૂકે મંજુકાકી ધણી વાર કંટાળી જતા તમે તો છોકરાને જાણો જેલમાં પૂર્યા છે રમવા જવાદે રમવા જવાદોને એની ઉમર છોકરાઓ સાથે જરા ભરવા તો દો બાળક છે. સામાન્ય છોકરાઓ સાથે રમે એને શી પ્રાપ્તિ થવાની છે નરભર નિર્દોષ આનંદની જો અત્યારે એના ચેહરા પર આનંદ જ છે ને કપાળ તમારું એ આનંદ Ice cream નું છે ચોવીશ કલાક ચોકી કરશો એટલે છોકરો ભણેશ્રી થઈ જવાનો છે. મંજુ મૃત્યુ ને કંડારવી પડે તો દુનિયા તેજ ગણતી તી ઘોડી રહી છે. હરીફાઈ છે બધા ક્ષેત્રમાં તો લક્ષય તો પણ પોહ્ચવાનો લક્ષય પર પોંહચવું જોઈએ તો ઘોડો મંજુ હરિ ગયેલા ને કહી ભાવ પૂછતાં નથી હે ભગવાન તમારા બેજામ તમારા બેજામા ક્યાંથી આ ભુસુ ભરાયુ છે.

માથાકૂટ નકામી છે આવતા મહિનેથી સૌરભના Computer class શરૂ થાય છે. મંજુ કાકી વિફર્યુ અત્યારથી પાંચમા ધોરણના class સૌરભના ના પાડી દે બેટા પપ્પાને જોવ છું કેમ તને પરાણે લઈ જાય છે સૌરભ તરત કહી દીધું ના મમ્મી મને Computer શીખવું જ છે આ પછી class માં મારો વટ પડી જશે મંજુ કાકી એ બે હાથ જોડ્યા હે માતાજી બાપદીકરા બંને સાથે સદબુદ્ધિ આપજો એ સાંજે વિનુ કાકા ઘરે આવ્યા. આમ આમ તો એક જ મકાનમાં ઉપર નીચે રહેતા અને સૌરભ સાથે અંકિતને ઘણીવાર એ ભણાવે એટલે એમના આવવાની નવાઈ નોહતી પણ આજે તો એ ખાસ આવ્યા હતા તેમનો આગ્રહ હતો કે સૌરભની સાથે અમારે અંકિતને Computer class દાખલ કરો હું અને સંજય ખુશ થયા વિચાર સરસ હતો જો ફ્રી ઘણી વગેરે લાગે જો ફી ઘણી વધારે લાગે પણ સંતાનના ભવિષ્ય માટે થોડું વધુ મેહનત કરી વિચારી અને પણ સંજયને Computer class માં દાખલ કરી દીધો અઠવાડિયામાં ત્રણ દિવશ સાંજે બે કલાક અને રવિવારે ચાર કલાક જોકે અંકિત નારાજ હતો પણ બાળક પોતાનું ભલું બૂરું ક્યાં સમજી શકે છે સાહેબ ઘરથી નજીકના બાલમંદિરમાં હું સાંજે ગરીબ વસ્તીના બાળકોને

એમને ભણાવતી હતી એ બાળક પણ મારી સાથે હળી મળી ને રહેતા તો ભારી હડેમાં મેં એને કામ છોડી દીધું અને અંકિતની ફી માટે Tuition કરવા લાગી હું સાંજે હું સંજય ને ઘણી વાર કેહતી પણ આપણે કેટલા નશીબદાર છીએ કે વિનુકાકા આપણા પાડોશી છે. સૌરભ સાથે અંકિતની ઘડતર ભણતર આવે થઈ રહ્યું છે.

આ ટાંકણા ટોચી ટોચીને બિચારા જીવને શી પીડા થાય છે. તે મને નથી દેખાતી જુવો મંજુ બહેન આપણે મધ્યા માં વર્ગમાં માણસ તમારી મારી કોઈ indstree નથી કે દીકરી સીધી એરો air conditione કેબિનમાં બેસાડી દઈએ અત્યારે થી મેહનત નહિ કરે તો એ લોકો આગળ કેમ લેશે મંજુ બહેનની આંખ ભીની થઈ ગઈ. તમારી વાત હું નઈ સમજતી હું માં છું દુશ્મન તો નથી ને તો પૂછો તો પછી પણ ખરું પૂછો તો હું એકલી પડી ગઈ છું. એ બાપ દીકરી એ બાપદીકરાની જાણે અલગ દુનિયા જ છે હું માત્ર ઉંમરે ઉભી છું મારા દીકરાને રેસના ઘોડાની જેમ દોડાવે છે. વિનુકાકા તમારા માટે ખુબ લાગણી છે નઈ જાણતી હોય પણ કોણ જાણે મને ઉડે ઉડે ખોટું લાગે છે

ગયા પણ મારા મનમાં પ્રશ્ન મૂકી ગયા મંજુકાકી નું આવું વિચારવું ઠીક હતું હું તો ત્યાર થવા લાગી અમારા ઘરથી થોડું દૂર નાનો બગીચો છે સાંજ ઓફિસથી આવતા મોડું થાય તો હું અને અંકિત અ સાડીની પાટલી હાથમાં જ રહી ગઇ

દરિયા કાંઠે અચૂક જવાનું જ અને ત્રણ સાથે મળી રહેતા ઘર બનાવીયે અને Full free ની લીજત હું અરીસામાં મને જોઈ રહ્યો હતો અને કોણ પ્રતિબંધ હતું કે પછી હું હું બદલાય ગયો છું.

આહ તો આજે આપણો વિષય છે ભણતર, એટલે કે education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 આહ Hi પાર્થ, મારા માટે ભણતરની હું વાત કરું તો ભણતર બહું જ મહત્વનું છે કારણ કે જે કાંઈ મને આજે હું આ જે પદ પર છું એ ભણતરના લીધે જ છું તો હમ ભણતરથી જ આપણે આગળ વધી શકીએ છે કારણકે ભણતર વગર તો જીવનમાં કશું અશ, શક્ય જ નથી ને!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 ભણતર જીવનનું બાવ જ મહત્વનું છે સાચી વાત છે પણ અત્યારના જમાનામાં અમ તમે જોવા જઈએ તો ભણતરને લોકો કંઈજ ઊંઘી જ રીતે લઈ લ્યે છે. તો ભણતરને લોકો અત્યારે એવું માને છે કે ભણતર means education એટલે કે તમારે કો school એટલે શાળા જો તમે એકથી બાર ધોરણ, અને તમારી college ત્રણ વર્ષ, અને તમારી degree પાડો એટલે તમારું ભણતર પૂરું.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 તમે રાજા મહારાજાઓને જોઈ લો, કા તો તમે એવા મહાન લોકોને જોઈ લો જેમકે ચાણક્ય જે હતા પોતે, એમને પોતે પણ એવું જ કીધું છે કે એમના જીવનમાં સૌથી મહત્વ even જો કે જોવા જઈએ તો પૈસા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 મારું માનવું એમ છે કે તમે જીવનમાં જે પરિસ્થિતિઓ જોઈ છે. જે ખરાબ સમય તમારા જીવનમાં જોયો છો. અને તમે જે મુશ્કેલીઓ ઠેલીને તમે આગળ વધ્યા છો. સાચી વાત છે. ભણતર જ કહેવાય. અને ઈ સાચુકલી મહત્વનું ભણતર હોય છે. અને પણ અત્યારની તમે જોવા જઈએ. શહેરી અને ભણતર અને ગામડાનુ ભણતર તો તમને દિવસ રાતનો ફરક જોવા મળશે. આહ એવું માને છે કે સરકારી શાળામાં ભણવું એટલે સૌથી ખરાબ કહેવાય. પણ જો કે જોવા જઈએ તો એવું કશું હોતું નથી. તું નહીં માની શકે તો હું એક વાત તને કહેવા માગું છું કે લોકો education ને એક પોતાનો ધંધો સમજીને બેઠા છે. કોઈ સારું એવું મધ્યમ વર્ગનું કોઈ પરિવાર વાળું હશે કે જે પોતાના છોકરાને engineering માં કે doctor માં ભણાવા મોકલ્યો હશે. તો ત્યાંની fees એટલી બધી મારી નાખે છે કે પછી મધ્યમ વર્ગના પરિવારને બીજા સંતાનોને ભણાવું હોય તો પણ નથી ભણાવી શકતા.

અને અત્યારનું તમે survey તમે website ઉપર જઈને જોશોને તો તમને એવું જ લાગશે કે અત્યારનો સૌથી ભારતનો સૌથી main, જે કહેવાયને સૌથી મહત્વનો કોઈ business કે ધંધો બની ગયો છે ઈ ભણતર જ બની ગયો છે. કારણકે અત્યારે તમે ગલી ગલીએ જોશો તો દરેક જાતના tuition જોવા મળશે, નવી school ઓ બનતી જોશે, private નો દ આહ મહત્વ એટલો ઉહ થઈ ગયો છે કે બધી જગ્યાએ, બસ પરિવારને, શહેરીમાં તો એવું જ છે માબાપને, મારા છોકરાને આ જ school માં જ ભણાવો છે કે આ જ college માં ભણાવો છે કે આ પણ એમાં આપડે જોવા જઈએ તો એમનો દબદબો હોય છે તો એમના લીધે લોકો જે fees લેશે ઈ પણ એમના જ રીતે જ લેશે.

કે લોકો તો બિચારા, માબાપ તો એવા હોય છે કે જે પોતાના છોકરાઓને ભણાવે છે education loan લઈને પણ ભણે છે. પણ પછી અમેરિકા, કેનેડા ત્યાં જાય છે.

જો નોકરી મળી જાય તો ઠીક છે ના મળી જાય તો એના વધારે માબાપને tension શું થાય છે? મારો છોકરો પરદેશમાં જઈને શું કરશે? કારણ કે ત્યાનું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 બૌજ મોટી થાય છે. બેરોજગારીનું અત્યારે તમે જોવા જઈએ ભારત દેશમાં પણ અને અત્યારની જે પરિસ્થિતિ છે બેહજાર ત્રેવીસ સુધીની ઘણાં ઘણાં આજકાલ અત્યાર તમે જોવા જાઉં તો સમાચાર આવી જાય કે આ company એ અત્યારે આટલા લોકોને કાઢ્યા, આ company એ એટલા લોકોને કાઢ્યા. મેં એક મેં જણનું વાંચ્યું તું કે જેમણે IIT કાનપુ, IIT કાનપુરમાંથી ભણેલો, નેકળ્યો હશે. એને facebook માં નોકરી લાગી હતી. ઈ પણ જી, જેવો તરત Canada ગયો તો એના ત્રીજા જ દિવસે facebook માંથી list નેકાળી. કે ભાઈ આઠ હજાર લોકોને નેકાળવામાં આયા તા. અને ઈ ભૈ ઈ છોકરાને હજુ નોકરી ચાલું જ નતી થઈ એને list માંથી rejection list આયુ કે ભાઈ તમારે job નેકાળી છે. અને ઈ છોકરો અત્યારે ત્યાંને ત્યાં બેરોજગાર પડયો છે. હા એટલે એ જ છેને, education ઉપર ઘણું બધું અત્યારે આગળ વધી રહ્યું છે. અને અહીંયા લોકો અત્યારે education ના નામે ધંધા જ થાય છે. સાચી જ વાત છે અત્યારે ધંધા જ એટલા બધા થઈ ગયા છે. કે આપણે જોવા જઈએ કે પહેલાના જમાનામાં જે જે ભણતર હતું ને ઈ જ હું તો કવ કે સારું ભણતર. અત્યાર ભણતરના નામે ખાલી બસ પૈસા ન, પૈસા, પૈસા જ છે.

આપડે આહ એમને ઘરે બેસવાનો વારો આઈ ગયો કેમ કે આવી company એ બૌ ભેગું થઈને શું કર નાખ્યું કે ભાઈ છોકરાઓ, અત્યાર તમે જોવા જઈએ તો કે KG વાળાને હવે online ચાલું થઈ ગયું છે ભણતરનું

અને એના લીધે અન સૌથી મોટું આપડું અસર જોવા જોઈએ ને ભણતરનું સૌથી અસર પાડે ને ઈ સરકારે, કારણકે આપડી શિક્ષણ નીતિ જ બૌ ખરાબ છે. આપડે અં આપડે અંગ્રેજોના જમાનાની જે શિક્ષણ નીતિ જે ચાલતીતી બૌ મોટી મુશ્કલીમાં આઇ ગયા છે. જોકે અત્યારે બેરોજગારી, અત્યારે લોકો પાસે degree છે પણ લોકો પાએ job નથી. કેમ નોકરી કેમ નથી તમારી પાસે?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

ભણી લો, ગણી લો, degree લઈ લો, ને નોકરી કરી લો, પણ એવું હોતું નહીં, ભણેલાં ગણેલા degree પણ એવું કંઈક હોવું તો જોઈએ કે ભૈ કોઈક માણસ કયે કે ભાઈ આ આ મારે આમાં જઉં છે. કોઈ પણ માણસ છોકરાને, તો ભાઈ એના એના અંદરથી skill કાંઈ એવું કંઈ શીખે તો જઈને એને આગળ નોકરી મળી શકે. એકલા એમને degree ના base ઉપર તો કોઈ ના મળી શકે. બધા કયે government job સારી. પણ government job માં લાગવું બૌ કઠિન છે કારણકે તમે જોવા જઈએ તો તમે એકલા તો હશો નહીં કે તમે government પરીક્ષા આપવા જશો. તમારે કેટલાં લાખો લોકો હશે. કે જેમની ઈ જ ઈચ્છા કે ભાઈ મને આમાં નોકરી મળતી નથી તો હું સરકારી નોકરીની આહ એક વાર લ, લ, લાગી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

સાચી જ વાત છે. બધાને એવું જ problem થઈ ગયું છે અત્યારે.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 મારું ભણવાનું ચાલું છે. મેં કેટલીયે એ વરસ job કરી

પણ જોઈએ એવો scope મને મળી જ નથી રહ્યો.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

સાચી જ વાત છે. કેમકે લોકો મહેનત કરીને પણ નોકરી લઈ સકે છે પણ એમાં problem ઈ, મુશ્કેલી જ ઈ જ આવે છે કે એમની cast કાં તો general હોય છે કાં તો ST હોય છે.

તમે railway ની કોઈ પણ ભારતીય government exam આપશો. એમાં તમારે category ઉપર તમારો વાંધો તો રહેવાનો જ છે અને એટલે તો ઘણાં લોકો આની વાત ઉપર કરે છે કે કેમ આવું હોવું જોઈએ. પણ હવે ઈ સરકાર છે. તો સરકાર જે નિયમ લે એ આપણને ઈ માનવો પડે છે. કારણકે આપણે સરકાર ચલાવતા નથી પહેલી વાત ઈ જ છે.